ઓક મતલબ કે આપદ જેમ ભાડું ખરચી ને લેવા જઈએ એના કરતાં એ લોકો આપણ ને એમના ટાઇમ આપણી જગ્યા એ આપી જાય છે, એ બરોબર એ બેટર સર્વિસ છે આપના માટે હમ્મ સારું તો તેમ તમારું મેનૂ મને ફરી વખત થી મને જણાવી આપો એટલે મે ઓર્ડર કરું ને તમારું એડ્રેસ મને કઈ આપો એટલે મે ઓ એ એડ્રેસ નોટ કરી દવ ને તમારા ત્યાં ઓર્ડર કઈ દવ ને એટેલે આપણે બંને જોડે સાથે જામી લઈએ તમારે ત્યાંજ હમ્મ હમ્મ હમ્મ વાંધો નઇ તમ તમારે તમે મને વૉટ્સઅપ કરી ડો એટલે મે ઓર્ડર ઓનલાઇન ફૂડ કરી દવ છું ને કરાઇ આપું છું હમ્મ હા તમે મને સેન્ડ કરી દો મેં ઓર્ડર દઉં છું. સારું ત્યારે ચાલો મલીએ તમારા રુમ પર હમણાં થોડી વારમાં હા મૂકું બાય આજ નો topic છે પતલી ગલી સે home delivery પામેલો જગતનો સૌથી મૂલ્ય વાન દક્ષિણ africa માં અઢાર સાઠ સાત દરમિયાન પહેલીવાર કુદરતી હીરો કેટલાક સાહસિક ખાણકામ ધંધા માં ઝુકાવ્યું એક મહત્વકાંક્ષી thomas ના નામના અંગ્રેજ હતા.

આજે પણ તેનો કારોબાર ચાલ તો હોવાનું જોતા thomas હીરા ના અધ્યક્ષ પાત્ર જેવી હતી. january ઓગણીસ પંચોતેર ના દિવસે premier mines નો superintendent wealth ખાન ના ઉતારિયો. પાર્ટી થી હજુ તો. પાંચ point પાંચ અઢાર ફીટ નીચે પહોંચી તે અચાનક તેને રહેલા હબસી ખાનીયા ના ત્રણ Battery powder

એકદમ ગઠ્ઠા દાર હીરો ઝાડાયેલો હતો તે કાઢયો અને wealth એ ખાન ના માલિક thomas ના ને આપ્યો હિરો અસાધારણ કધ નો હતો. વજન point છ કિલોગ્રામ હતું. જયારેકરેત ના ધોરણે આંકડો ત્રણ હજાર એક્સો સાત હતું આ કાર જોતા લાગે. ઔર મોટા હીરા છૂટો પડી ગયેલો ટુકડો હોવો જોઈએ. હથિયા જેવો દેખા તો હતો. યાદ અપાવવા નું કે વર્ષ ઓગણીસો પાંચ નો હતો. ત્રણેકવર્ષ પહેલાં દક્ષિણ africa માં netherland ના અને ત્યાર પછી બદલાવ પામેલ નામ africa કહેવા તા વાસ્વતીયો વિરુદ્ધ અંગ્રેજો નું બીજું યુદ્ધ સમાપ્ત થયું હતું. મોહનદાસ કરમચંદ ગાંધી યુદ્ધ દરમિયાન પાંચ લાખ જેટલા સૈનિકો માટે ambulance corps માં કામગીરી બજાવી હતી લડાઈ માં . લોકો અંગ્રેજો હાર્યા અંગ્રેજો જીત્યા પન ત્યાર બાદ એ ક્લાસ ભર્યું વાતાવરણ સ્થાપવા. પચીસ ટીસ મહિનાઓ વીત્યા અંગ્રેજો ની બહુમતી વાળી સરકાર premier mine નો record સ્થાપક હીરો ચોવીસ લાખ માં ખરીદીલીધો. વિનિયમ દર એક દક્ષિણ આફ્રિકી રેન. રૂપિયા પાંચ point પચીસ કે સેજ વાજું ઓછા. કલ યૂન રાખો તે ખાણ માલિક થોમસ કદાચ પૂર્વ શરત હતી. canada ની australia ની તથા new zealand ની માફક દક્ષિણ africa નો પણ બંધારણીય વડો england રાજા હતો રાની હોય head of state રાની. england નો edward તત્કાલીન રાજા સાતમો હતો ઓગણીસો સાત ની સાલ માં તેનો છાસઠ મો જન્મ દિવસ આવી રહ્યો હતો. રાજા ને . હિરો ભેટ દેવા નું નક્કી કરવામાં આવ્યું. england મોકલતા પહેલા ત્રણ મહિના સુધી

તેને જોવા ઉમટીયા મુલાકાત લેવા માગ તા. અરજદારો ને કુલ એક હાજર england ના રાજા માટે હીરો રવા ના કરવામાં આવ્યો વખત તેના ઘણા સમય પહેલા થી ટ્રાન્સ વાલ ની સરકાર ના ચર્ચા તો રહ્યો આવા બહુ મૂલ્ય હીરા ની સુરક્ષા માટે ક્યાં પગલાં લેવા? સહી સલામત england પોહ્ચે. કઠિન પ્રશ્ન હતો. વિમાની પ્રવાસ ના યોગ પ્રભાત ખીલવા માટે ઓગણીસ પાંચ માં ત્રણેક ધશક જેટલો સમય હતો. વિમાન નો આવિષ્કાર હાજી તોહ પુરા ત્રણ વરસ નહોતા. વીત્યા દરિયા માર્ગે જીરા નો પાર્સલ રવા ના કરવા નું. થાય પણ તેમાં ઝોખમ હતું દક્ષિણ africa માં હજારો વર્ષ લાંબો એવો સમય પલક વીતેલો કે જયારે પૃથ્વી ના ભૂગર્ભ. ખેર ખેર પડ્યા હોય અને મરઘા મરઘી જે પોતાની ઘંટી કોઠા માંના દાણા ને પીસવા કાંકરીઓ ખાઈ તેમ શાહમૃગ હીરા નું ચન લે આ રીતે africa હીરા નો ભંડાર હોવાનું સિદ્ધ થયા પછી જેમ european નો તેમ મોંઘા માં મોંઘો

પેકેટ માર બનિયો અને કેટલા સમય બાદ બાદ પોતાના વાલી પણ તેમજ વહીવટ પણ હેતાળ પેકેટ મારો ની ટોળી પણ રચી નાખી ધંધા વિકાસ અર્થે ત્યારપછી તેણે પ્રખ્યાત. ચિત્રકારો ના paintings તદ પડવા નો શરૂ કર્યો painting ખૂબ કીમતી પણ પકડવા ને બી કે વેચી શકાય નહીં. adam warth તે કારણ સર હીરા પર દોરડો મંડ્યો દક્ષિણ આફ્રિકા પોંહચીયો. ત્યાં કુલ પાંચ લાખ dollar નું કુલ મૂલ્ય ના નાનો મોટો હીરા નો સફળ તરાપ મારી. તેમને પોતાના કરી લીધા. વ્યક્તિગત રીતે. હીરા વેચવા જતા સામે વાળી પાર્ટી ને કદાચ શંકા જાગે. અગર તો ભરોસો ન બેસે. adam warth એ કંપની સ્થાપી અને ધંધાદારી હરીફોએ. કેરેટ બીટ જે ભાવ વસૂલ કરતા તેના કરતાં સસ્તા ભાવે હીરા વેચવા લાગ્યા. વોર્થે એટલી બધી વખત હાથ કી સફાઈ ના કાર્યસ્થાનો કરિયા અને police એટલી બધી વખત હાથ તાળીયો આપી કે લેખકો પત્રકારો ને. તેને Nepolian of crime ઠરાવી દીધો કહેવાય છે કે detective કથાઓ ના પ્રખ્યાત નવલકથાકાર Sherlock homes તી ની એક વાર્તા jems પ્રચંતી ગઠિયા નું માત્ર adam warth ના આધારે કલ્પ્યું હતું. પ્રસિદ્ધ બની ચુકેલો. કુલીનનો હીરો વર્થના ધ્યાન માં હતો. thief ઉપરાંત બીજા પણ ચોર ઉચ્ચ કા કદાચ તે દળદાર અને દમદાર હીરા ની ઉંઠાતરી કરવા માટે તાપી ને બેઠા હોય તોહ કહેવાય નઇ ટ્રાન્સ વાલ સરકાર ના મતે એ તસ્કરો adam warth કલ્કિ સફાઈ ના હુન્નર માં તેનું કૌશલ્ય ધ્યાન માં લેતા વધુ જોખમી હતો. દરિયાઈ માર્ગે દક્ષિણ africa ના કેપ ટાઉન બંદર થી લંદન ના બારા સુધી નું અંતર તેર હજાર ત્રણસો ચાલીસ કિલોમીટર જેટ લું તેથી એ લાંબા પ્રવાસ દરમિયાન કુલી ના ની સુરક્ષાથી

તે વિશે દક્ષિણ africa માં વર્તમાન જ્ઞાતિ અટંટનો બાંધતા હતા. આ વાતાવરણ માં સરકારે જામવા દીધું કુલી ન ના પાર્સલ સાથે england નો પ્રવાસ ખેડ નાર સ્ટીમર નું નામ જાહેર કર્યું અને સમગ્ર યાત્રા દરમિયાન હીરા પર બાહોશ બીના શોધકો ના સતત છાપો રેવા નું એમ પણ જણાવ્યું. સ્ટીમર હંકારી અને અસલી. કુલિયન ડાયમન્ડ નું પાર્સલ ના હતું તેમાં હીરા ની નકલી પ્રકૃતિ હતી. હાંસલ હીરો ત્યાર પછી સાધના રજીસ્ટર પોસ્ટ પાર્સલ દ્વારા રવા ના કરાયો અને બધા. ખપરેકોડિયાઓ ની નજર ચુકવેલી પાર્સલ ક્ષેમ કુશળ ઇંગ્લૅન્ડ પોહ્ચ્યો. રાજા એડવર્ડ સાતમા ના તાજ માટે. ત્રણ હજાર એક્સો સાત કૅરેટ નો હીરો વધુ પડતો વજનદાર હતો. પાડવા કાપ કૂપ કરાયા પછી વજન ખાસ ઘટે નહીં. તેથી આ કાર્ય joseph heser નામના પંકાયેલા ઝવેરી ની કંપની ને સોંપવા માં આવ્યું અતિશય મોટા કદ ના લીધે કાપવાનું જરા કઠિન હતું ખનિજ શાસ્ત્ર તથા રત્ન શાસ્ત્ર મુજબ અભ્યાસ કરવામાં અમુક મહિના વિત્યા joseph heser પોતે કટિંગ કરવા નો હતો. વિક્રમ સર્જક કુલી નાન ને અન્તે નવ મોટા અને છન્નું નાના હીરાઓ માં વિભા જિત કરી નાખવા માં આવ્યું છેલ્લે નાઉ પોઇન્ટ પાંચ નો ટુકડો વધ્યો. સૌથી મોટા બે હીરા અનુક્રમે એક હજાર નૌશો સીતોતેર અને એક હાજર ચાલીસ કેરેટ ના જેમ ને કુલિયન તથા કુલિયન બે નામ આપવામાં આવ્યા. હીરા રફ diamond હતા. પેહલા પાડવાનું બાકી હતું કહેવાય છે કે ત્રાન હજર એકસો સાત કેરેટ ના આખેઆખાં મૂળ હેરા પાર ગણતરી પૂર્વક નો પહેલો ફટકો માર્યા બાદ પરિણામ વિશે joseph heser હૃદય એવું તોહ ફડકિયું કે તે મુર્છિત થયો અને થોડીવાર ભાનમાં આવ્યો

બા આ બેઠો હતો. તું સુ કરે? હું એ બસ ખાવા ખાઈને હવે બાર આવ્યો હતો. phone કરું અર્જુન સુ કરે છે.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 હા હવે તો ઓછી થયી. હવે તો એટલી બધી ઠંડી નઈ પડતી.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

ક્યાંય જ્યાં નતા ફરવા? ના બસ હવે જાઉં હે લગન આવે હે. કેના

ચોકન જાઉં છે. થરાદ બાજુ હા બરાબર બરાબર તમારે કોઈ લગન હોવે હમણા

તારે હાલ તો કયોય જવાનું નથીં. ના હમણાં તો કયોય જવાનું નથી. હાલ તો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

તું બીમાર થયો એમ હવે. હા સુ થયું. તાવ ને શરદી ન એવું બધું છે. તાવ ને શરદી વાયરસ છે ને હા હાચી વાત છે. ચાલુ રહે એટલે હાલ તો ધ્યાન રાખવું પડે. દવા બવા કરાવી કે નાઈ. ના દવા હવે કરવા જાઉં છે. હવે કરવાની તો કરાઈ લ્યો કરાઈ લ્યો દવા કરાઈ લ્યો ફટાફટ. એ ખાલી હા હા હમણાં તો લગન ખુ season ચાલુ નાઈ હમણાં તો હાલ તો લગન જો જોવો ત્યો લગન એ લગ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 હોવે મારે લગન માં બીજે કયોય જવાનું કે નાઈ.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

હા મારે બી. કપડાં બાપડા લાયા કે નાઈ લગન માટે.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 એ વાત હાચી પૈસા જોવે. સાચી વાત હે પૈસા વગર કોઈની. હા તે બરાબર કર્યું. હમ બીજું બીજું બોલ શોન્તી કીધું. વિવેક phone કરે તો ઠીક બાકૂ હું સાંજે કરવાનો જ હતો. phone તો માર ભેગું આવું હોયન તો બજાર માં કપડાં બાપડા shopping કરવા. અચ્છા હાલો. આયિસ આયિસ એમ તબિયત તો તારી ઠીક છે. ને હાલ તો એમ તો shopping માં મોડા વેલુ થાય. ન તો problem આવે નાઈ ન. નાના એવું તો કઈ problem નઈ. એમ તો હવે યો ગોળી લીધેલી છે. ને એટલે ઠીક છે. ગોળી લીધેલી છે હાલ તો ફરવા નહિ તાર માડકા લગન માં કેટલા દાડા જવા નું? મારે તો ચાર પાંચ દહાડા. ચાર પોંચ દિવસ એમ કેના લગન હે. એમ તો તમાર સુ થાય.

કુટુંબ માં ક્યોથી આવે છે જો

ના ના અહીંયા છોકરીના ઈયો. ઈયો અમાર મલાના થી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 એમાં મારી બેન તો વેલી જવાની છે. ગુરુવારે

અને તમે પછી જશો.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 બરોબર બરોબર જરૂરી છે જરૂરી છે જવું પડે જવું પડે હાચી વાત કપડાં બાપડા જોવતો હોય તો માર પાસે થી લેતો જજો. અમે હું લેવાનો જ છું. હમણાં ફરી ના કપડાં તો પડ્યા જ છે.

હા તારે મલાણાથી જોન માં નઈ અવાનૂ. હવે જોઉં. મલાણાથી આગળ કંકુતરી તો અયેલીછે. સાગર પણ કેતો હતો. કે જાન માં જવાનું છે. આપડે બધા ને હવે કેવું થાય કેવું ની રામજાને જોઈએ. તમારે સગું તો થાય જ છે. સગું ગણું થાયછે. કુટુંબ થાય અમારું. તો તો એવું જ પડેન. આવવું તો પડશે પણ જોઈએ હવે કેઉં થાઉં કેઉં ની સુ હે સુ ની હા ના. એમાં સુ કંટાળો આવી જાય. બીજું આમ તો કંટાળો નાઈ આવે. કેમ કે તું હોઇસ ને ત્યાં તો તો. પણ આતો હવે bus માં આવું ને બધૂ કરવું ને એમ. bus માં ક્યાં એવું હે. જાન ભેગા આયી જવા નું એટલે જાન માં bus કરી છે એમ એટલે bus આવુંને પાછું હવે ગરમી નું આરામ એ જોવે ને શરીર ને પાછું. તાર મામા નું ઘર છે. તાર મામા ની ઘરે થી દૂર કેટલું થાય છે. લગન છે તે ઘર

તમારા ઇયે મેહમાન હશે. નકે તમારા ઇયે ઈ આયી જોત. હા રાતે બરાબર પણ બૌ મોટી જગ્યા લીધેલી છે. લીધેલી હે એ રાખવાનું હે એમ ને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

હા ધર્મશાળા જે

હા ત્યાં રાખ્યું મહેમાનગતિ બધું ત્યાં રાખ્યું છે ઉતારો ત્યાં જ આલશે ઉતારો ત્યાં અલવાનો છે. એમને

સાગર બસ આજે એને એ આજે પાંચ લગન હે. સાગર ને એને કૈક જાદવ ઉતારવાનું હતું. તે રાજસ્થાન જ્યો હે. ગાડી લઈને બધા ઘર ના ઘર ના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 કોક ની ભાડે કરી છે. ગાડી હવે ખબર નાઈ કેની હે માલોના થી કરી કોક ની ગાડી અચ્છા એમ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

મને તો ફરવું બૌ ગમે. કોઈ કે તો હું જતો રાઉ.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

હા હેને. delhi gate માં city light .

પછી બસ ઈયેજ઼ સારા સારા કપડાં મળે. બીજે તો સમજ્યા હવે.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

marrige માટે લાયા કે નથી લાયા. ના ના કઈ નાઈ લાયા. નાઈ લાયા હજી. ના

સાગર ના લગન માં લાવા છે. સાગર ના લગન માં લાવા પડશે. સાચી વાત મારે બાકી છે. હવે લેવા જાઉં છે. સાગર ના લગન માં કપડાં એના લગન ક્યારે છે. તને ખબર છે. ન પછી હા ખબર છે ન પાંચ માં મહિના માં છે. એટલે તૈયારી માં રેજો પછી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 એના પાપા તો સજપુર માં રાખવાનું કેતા હતા. તારા હિસાબ થી કયો રાખવું હારું ઓય કે મલોના તાજપુરા માં બરાબર છે જગ્યા એ મળી જાય માળાના માં તો શું પણ એતો તારે હારું તારા હિસાબ થી કે ક તમે હેરાન ના થો. એટલે

તો પછી એવું જ છે. ને ચમ યાર થોડું ઘર બાર કેઉં ઉજળું તો મજા આવે લગન માં એવી કોક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 ઘર ના દરેક part રાખે તો હારું એમ માર કેવાં ન મતલબ ઘર ના ઘરે લગન નો પાઠ બેહારે તો હારૂ પછી કોક નું હા બધા family જેવા જ થઇ ગયા. બધા એવું જ રાખે છે. પણ યાર તોયે એમ થોડું રહે. કે ઘરે પરણ્યા હોત તો હારું.

હોવે સામે વાળા શું કરે આમાં શું છે સામે જે છોકરી ના મમ્મી પપ્પા છે ને એ હવે કૈક ઢચુપચુ ઢચુપચુ કરે છે. અહીંયા કરવા ન ત્યાં કરવા. પેલું કરવું ન આ કરવું. એમ બધું કે છે બધું સમૂહ લગન માં કરે. આપણા મન માં તો ગમે ત્યાં કરે. લગન માં જઈને મજા કરવાના છે. હમ મને તો સમૂહ લગન માં મજા નાઈ આવતી. . તારે ક્યાં પરણવું હે. સાગર ને પરણવું હે ન ઝાલોર બાલોર જોત દેખોટ તો મજા આવોત તો.

સમું લગન તો આ રહ્યા ધુક્કડે જ છે પાલનપુર માં જ

પછી કોય એવું બધું મજા યે નાં આવે ને ઓય સમું લગન માં કેટલી public ભીડ ભાળ શું મજા આવે separate પોતાનું લઈને જોન માં ગયા હોઈએ તો કેવી મજા આવે. બૂમ પડાવી દઈએ.

અને આપણે ગમે એટલુ તૈયાર થઈને હાર થઈને જ્યાં હોઈએ. પણ આપદને પાંચ પડે એવું કોઈક થયું હોય. ન તૈયાર અને ટેટા બેટા બીજું બધું વર્ગોડું બીજું હોય તો મજા ના આવે એમ. નકે અહીંયા થી ગયા હોઈએ તો વર્ગોડું બીજું કાઢીયે આન તે મજા આવી જાય.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 હમ સાચી વાત કેઉં થાય ખબર છે. સમૂહ લગન માં ભેગા ભેગું થાય. લાડો વાળવા જઈએ ન બીજા ન છેડે જવા દો. ફટાફટ જવા દો. ફટાફટ કરીને બીજો જાય બીજો ના જોયો હોય ન ત્રીજો ફટાફટ કરી ન આવેન એમાં કઈ મજા આવતી નાઈ.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

હમ વસન્તિ માસી એમના છોકરા ના લગન હતા. સમુહલગન કઈ મજા નતી આયી.

હા તો સાગર ને એ ઉનાળા માં છે. ન સાગર ને ઉનાળા માં છે. પણ આપણે તો ઓય થી રાજસ્થાન જઈસુ. તો ચાલે પણ યાર એટલી public તો નાઈ ન. સમૂહ લગન માં તો કેટલી public હોય. યાર હેરાન થઇ જવાય. આ ફેરે સમૂહ લગન કયી તારીખે છે. ક્યાં મહિના માં બીજા મહિના માં રાખ્યા હતા. પણ બીજો પતવા આવ્યો. એટલે ત્રીજા મહિના ની પોંચ તારીખે meeting છે. એટલે કોક ત્રીજા મહિના માં ખબર પડશે. કે કયા રાખવા એમ. નકે પહી આ બીજા મહિના માં તો જ્યાં વખતે જાહેર કર્યું હતું. કે બીજા મહિના માં શુઁ લગન રાખવાના હે. હમ હા સુ કે. આયા કોઈક લીધા છે ને ઓલા.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 આમ તો રાજસ્થાન ના લીધેલા હોય તો મજા આવે. . હા રાજસ્થાન અમર જાલોર કેવું કર્યું હતું નાઈ. માતાજીનું